રૂબી માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
વેરિએબલ શું છે
રૂબી માં ગતિશીલ ટાઇપિંગ
વેરિએબલ ડિક્લેર કરવું
વેરિએબલ ના પ્રકારને બદલવું
વેરિએબલ ના સ્કોપ શું છે
વરીઅબ્લેસ વેરિએબલ ના પ્રકાર
અહી આપણે વાપરી રહ્યા છે ઉબુન્ટુ લિનક્સ વર્ઝન 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલ અનુસરવા તમને લિનક્સ માં ટર્મિનલ વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ
તમે આઇઆરબી પરિચિત હોવા જોઇએ Iજો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ હવે હું સમજાવીશ વેરિએબલ શું છે
વેરિએબલ વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે
વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે
નોંધ લો કે રૂબી વેરીએબલ એ કેસ સેન્સિટિવ
વેરિએબલ નામો અર્થપૂર્ણ હોવું જોઈએ
વેરિએબલ નામ ફક્ત ધરાવે છે
લાવરકેસ લેટર્સ નંબર્સ અંડરસ્કોર્સ
Ex first name ચાલોજોઈએ ડાયનેમિક ટાઇપિંગ શું છે
રૂબી એ ડાયનેમિક ટાઇપ્ડ ભાષા છે
એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને ડેટાટાઇપ ડીકલેર કરવાની જરૂરત નથી
રૂબી ઇન્ટરપ્રિટર અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે
ચાલો હવે જોઈએ રૂબી
મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું
Ctrl Alt અને ટી કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો
ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે
હવે ટીપ કરો આઇઆરબી ઇન્ટરેક્ટિવ રૂબી શરૂ કરવા માટે Enter દબાઓ
હવે ટાઈપ કરો વર1 ઇક્વલ ટીઓ 10 અને Enter દબાઓ
અહી આપણે વેરીએબલ વર1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે
હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી
તો ટાઈપ કરો વર1 ડોટ kind of question માર્ક ઇન્ટિજર અને Enter દબાઓ
આપણને આઉટપુટ ટ્રૂ
તરીકે મળે છે
ઇન રૂબી મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો
આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો
ચાલો આ વેરીએબ વર1
ને સ્ટ્રીંગ વેલ્યુ અસાઇન કરીને કરીએ
ટાઇપ કરો વર1 ઇક્વલ ટીઓ બે અવતરણચિહ્નો અંદર હેલ્લો અને Enter દબાઓ
ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો
ટાઈપ કરો વર1 ડોટ ક્લાસ ક્લાસ મેથોડ બતાવે છે કે આ વેરીએબલ ક્યાં ક્લાસ નો છે
હવે Enter દબાઓ
આપણને આઉટપુટ સ્ટ્રીંગ તરીકે મળે છે
રૂબી આપ મેળે વેરીએબલોને ઇન્ટિજર થી સ્ટ્રીંગ મા બદલ્યું છે
હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું
ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ
વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે
to i મેથડ વેરીએબલ ને ઇન્ટિજર મા બદલવા માટે ઉપયોગી છે
to f મેથડ વેરીએબલ ને ફ્લોટિંગ પોઇન્ટ વેલ્યુ મા બદલવા માટે ઉપયોગી છે
to s મેથડ વેરીએબલ ને સ્ટ્રીંગ મા બદલવા માટે ઉપયોગી છે
ટીઓ s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે
રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે
ચાલો હવે આ મેથડ્સ નો પ્રયાસ કરો
ટર્મિનલ પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો
આઇઆરબી કંસોલને સાફ કરવા માટે Ctrl એલ દબાઓ
હવે ટાઈપ કરો ય ઇક્વલ ટીઓ 20 અને Enter દબાઓ
અહી આપણે વેરીએબલ ય ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી
ટીઓ અંડરસ્કોર ફ મેથડ વાપરીને આપણે હવે ય ને ફ્લોટિંગ પોઇન્ટ વેલ્યુમા બદીલીશું
ટાઇપ કરો ય ડોટ ટીઓ અંડરસ્કોર ફ અને Enter દબાઓ
આપણને વેલ્યુ ફ્લોટ તરીકે મળે છે
હવે ટાઇપ કરો ય ડોટ ટીઓ અંડરસ્કોર એસ અને Enter દબાઓ
આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે
વેરીએબલ ય ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to s મેથડમા નંબર બેઝ 2 આપો
અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો
ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ
આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે
તેજ રીતે તમે વેરીએબલ ય ને ઓક્ટલ અથવા હેક્સાડેસિમલ ફોર્મ મા બદલી શકો છો
નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને
ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ
હવે આપણે શીખીશું વેરિએબલ સ્કોપ શું છે
સ્કોપ બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય
રૂબી ચાર પ્રકારના વેરિએબલ સ્કોપ ધરાવે છે લોકલ ગ્લોબલ ઇન્સ્ટેન્સ અને ક્લાસ દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે
રજૂ કરે છે ગ્લોબલ વેરિયેબલ
લોવર કેસ લેટર્સ અને અંડરસ્કોર રજૂ કરે છે લોકલ વેરિયેબલ
રજૂ કરે છે ઇન્સ્ટેન્સ વેરિયેબલ
બે ચિહ્નો રજૂ કરે છે ક્લાસ વેરિયેબલ
અપર કેસ લેટર્સ રજૂ કરે છે કોન્સ્ટન્ટ
આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું
આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વેરીએબલ ડીકલેર કરતા ઇજી var110 to f to s મેથડ્સ ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું
વિવિધ વેરિયેબલ સ્કોપ
અસાઇનમેન્ટ તરીકે વેરીએબલ ડીકલેર કરો અને તેને ઓક્ટલ અને હેક્સાડેસિમલ ફોર્મ મા બદલો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ અભાર